જરૂરી છે આ વસ્તુ. કારણ કે, કઈ પણ કામ લો ને ના હાથમાં, તો એમના, પૂરો પૂરો પોતાનો યોગદાન અંદર આપવું જરૂરી છે. કારણ કે તમે, એક જેમકે, તમે ના એકલા એક Rut પૂરો કરી શકવાના છો, ના Salesman પણ એકલા એક Rut પૂરો કરી શકવાના છે. એટલે જો તમે થોડો સાથ સહકાર આપજો. બન્ને ની મહેનત જરૂરી છે.

થવું જોઈએ. ગુલ્લુ સરનું તો મેં ભી કામ જોયું છે, સારું કામ કરે છે, મારી સાથે પણ એમને, મેં એમના ખાસા એવા Call કર્યા છે. બધી રીતના Support કરે છે. ના, એતો છે. જો, છોકરા છોકરી નો કોઈ સવાલ નથી. છોકરી હોય કે જાણે છોકરો. Respect બધા ને એક સરખી, એક સરખી હોવી જોઈ. હા. કોઈ ના માટે ભેદભાવ ન હોય, છોકરો ભી સરખો છે, છોકરી ભી સરખી છે. હવે બન્ને નું સેમ રે, Respect આપો તો એમને સામે એટલી જ Respect મળશે. આયા ઈજ્જત દેવી જરૂરી છે. એના માટે એવું ના હોવું જોઈએ કે સામે મોટો હોવો જોઈ કે નાનો હોવો જોઈ એ. બધી રીતના, બધાને.

સાચી વાત છે. Communication બોવ જરૂરી છે. એક Rut માટે, બન્ને ને હમમમ. બન્ને નો સહયોગ બોવ જરૂરી છે. ને Communication તો ખાસ કરીને.

Hundred percent નથી આપતા જે હાચી વાત છે ના, ના જરૂરી છે.

જરૂરી છે આવવા માટે. કારણ સાચી વાત, એક જેમકે order છે અગર salesman સારી રીત ના કામ કરાવે. ringing આ ringing કરાવે. incoming આપે order taken સારા આવે EPC સારું હોય. બધી રીત ના perfect હોય ત્યાં સામે વાળા TS ને ભી ઈચ્છા થાય કે ના એ વસ્તુ ને perfect રીત ના કરે. અને બીજા થાય કે ના મારા salesman છે મને સારી રીત ના ringing કરાવે છે. time to time ringing આપે છે. એમનું કામ perfect છે. ને આ કોઈ દિવસ કોઈ પણ પ્રબળ પ્રકાર ની કોઈ પણ જાત ના route માં કોઈ પણ તકલીફ આવે એવું કશું નથી હોતું તો TS ને ભી ઈચ્છા થાય કે ના કામ સરસ કરાવે છે તો હું ભી સારું કામ કરું કેમ. હું ભી મારુ the best ના આપું અહીંયા.

સાચી વાત છે ના TS નું નામ ઉંચુ થશે ના salesman નું બંને નું ઉંચુ થશે નામ

કંપની ને શું જોઈએ છે employ તરફ થી કે એમનું કામ perfection સાથે કરે. એમની વાત કરવાની એમની જે communication skill છે તો telecaller નું એક main point જ એ હોય છે કે એ આમેય તેનું communication skill સારું હોય કે જેની જોડે વાત કરે છે એને એ product માટે માનવી શકે. કે ના આ વસ્તુ હોવું જોઈએ. ના, સરખું છે. અગર જો એ સામે વાળા ને conveyance કરી લે વસ્તુ માટે તો પછી કોઈ તકલીફ જ નથી. હમ સાચી વાત છે. સાચી વાત છે. communication skill હોવી જોઈએ. અગર કોઈ પણ જગ્યા એ કંપની માં જાઓ પેલા તમને પૂછસે તમારી communication skill કેવી છે? તમે કેવી રીતે કોઈ customer જોડે વાત કરી લો છો. અગર experience Experience તો બધી જ જગ્યા એ માંગે છે અત્યારે experience બોવ જ જરૂરી છે. કે કે, experience વગર છેને કામ નઈ થતું. અગર તેમને વસ્તુ નો experience જ નઈ હોય અને start from zero કરી શકો છો. સારી વસ્તુ છે. Zero થી start કરવું જોઈએ કે બધી જગ્યા એ એવું નથી કે તમે direct બીજા કે ચોથા પગથિએ ચડી ને ઉપર. તમારે પેલા પગથિયાં થી start કરવું પડે. એટલે ધીરે ધીરે ધીરે ધીરે તમે આગળ. પોતાનું કરી શકો છો, પણ એવું નથી કે કોઈ એક વસ્તુ બધી જ વસ્તુ આપણને બધું જ શીખવાડે છે.

જેમ કે આપણે કોઈ કંપનીમાં પેલી વાર આપવા જઈએ the interview, તો જો પેલી વાર the interview આપવા જઈએ છે, તો થોડી તો મતલબ કે નર્વસનેસ થશે, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ, આપણે એ વસ્તુ ક્યારેય જોઈ બી નથી. આપણે એક નવા માહોલ માં જઈએ, ત્યાં કેટલા લોકો કામ કરે, ત્યાં અપને કેવી રીતના કામ કરવાનું છે? કઈ રીતના શું છે? ત્યાંના બધી personality બધાની અલગ અલગ હશે. ત્યાંના headman, head clearI think બધા જ બધા જ કોલો અલગ હશે. એટલે nervousness તો જરૂરી છે. કારણ કે એના વગર તો આગળ નય જય શકાયને, શું બોલે છે?

સાચી વાત છે. confidence જરૂરી છે, પણ અમુક જગ્યાએ છેને અમુક લોકો નું confidence છેને એકદમ લો થઇ જાય છે, કારણકે એનું English બોલવાનું થોડુંક ઓછું હોઈ છે, અમુક લોકો ને English ની આવડતું. બોવ cressons છે, confidence લો થાવા માટે.

English તો જરૂરી છે, English વગર તો કોઈ, તમે પેલા છેને તમારું first Impression Is The Last Impression, આ એક વસ્તુ છે, જે તમારો પેલ્લો જ જે પ્રભાવ છે ને એ તમારો છેલો પ્રભાવ. અથવા તમે પેલા પ્રભાવ માં તમે એ વ્યક્તિને Impress ના કરી શક્યા ને તો પછી આગળ તમને, એતમારા તમારું આખું વ્યક્તિત્વ છેને તમારા English પરથી અત્યારે લોકો તમને જોવે છે, કે ના આ વ્યક્તિ ને આટલું English આવડતું હશે, તો જ એ Life માં કૈક કરી શકશે, એવું છે, બધું એવું નથી કે ના બધું વસ્તુ ગુજરાતીમાં, English બી જરૂરી છે. પણ કોઈ નું વ્યક્તિત્વ આખું તમે એક English પરથી, ના કરી શકોને, હા જજ ના કરી શકોને હશે પણ, આજકાલ ની Generation, મતલબ કે આજકાલનો દોર જ એવો છે કે ના English છે, તો બધું જ છે, English નથી તો કશું જ નથી. હાલો, અત્યારે સમય ચાલી નથી રહ્યો અત્યારે સમય ભાગી રહ્યો છે, એટલે સમય ની સાથે ભાગવું પડે છે. ચાલી ચાલીશુ ને તો પાછળ રૈઇ જઈસુ. એટલે સમય સાથે હવે તો દોડવું જ પડશે, હવેચાલવાથી કામ નઈ ચાલે. અત્યારે લોકો ની Life Bow Fast થઇ ગઈ છે. એ વ્યક્તિ સવારથી ઉઠે છે, સાંજ સુધી બસ કામ કામ કામ કામ. એમના પાસે Family ને બી Time આપવા માટે સમય હોતો નથી, આ I I થી આવ્યા, આજથી અઇયા કામ કરવાનું, ઐયાથી આવ્યા, હજી આ કામ બાકી છે. ઘરે જઈને બી કામ, અઇયા બી કામ.

જરૂરી છે, Life માં બધું, જેમ કે થોડું હસવું જરૂરીછે, થોડું રડવું જરૂરી છ્ર, જો એકલી મીઠાસ હશેને, તો એમાં કીડા પડશે. એટલે એને માં થોડું થોડું કડવાપણ બી જરૂરી છે, એટલે જો લાઈફ માથી દૂર ફોકષ્ડ પોતાનો એક હોવો જોઈએ એક Goal હોવો જોઈએ.

સાચી વાત, પણ અત્યારે ચા પીવા માટેનો બી Time નથી. ચા મંગાવો ચાલશે, છેને નાની નાની ખુશીઓ છેને

હા કે જો એકબીજા જોડે વાતો નઈ કરીએ ને તો એકબીજાને સમજી નાઈ શકીએ Call કરવો હોઈ ને તો બી વીચાર આવે, કે ના હું Call કરી લવ એને, ના મને ઘરે જતા Let થઇ છે. હા ખાસ્સા જ કારણો હોઈ છે. માણસ પાસે Call ના કરવાના. પણ એના પાસે એક કારણ એવું નથી હોતું. કે એને Call કરી લઈએ, અત્યારે લાઈ ફી થઇ ગઈ છે એક Dam Oak Fine.

સાચી વાત છે, એટલે જ.

બધી રીત ના જરૂરી છે, લાઈફમાં કોક વાર એવું થઇ કે નાઈ આજે આ વસ્તુ કરવી છે? તો કરી લેવાય કારણકે કાલ કોઈંએ જોઉં નથી. કાલે સુ થઇ જાય. આજે અપને વાતો કરી રહ્યા છીએ. અગર કાલે અપડે એ બી મોકો ના મળિયો કે કાલે અઇયા બેસીને અઇયા આવી રીતના વાતો કરી શકીએ, તમે રાત ની વાત કરો છો, થોડા સમય પછી બી સુ થશે એનું બી કોઈને

દિવસ નીકળવો એટલે, જેમ કે સવારના ઉઠો, અપડેતો Office આવીએ છીએ, એક છોકરી માટે છેને બોવ જ Difficult તો Situation હોઈ છે, હા કારણકે એને ઘરે એનું આખું ઘર નું કામ પૂરું કામ પૂરું કરીને આવવું, પછી આ એને Office માં કામ પૂરું કરવું, પાછું હા Pressure હોઈ. એવું તો છે નથી, કે તમે આયા ને તમારું એક દમ તૈયાર છે ને તમને મળી જશે, તમારે એ વસ્તુ માટે બી બોવ મેનત કરવી પડશે, ભલે બનાવીને મૂક્યું છે પણ થાળી માં કાઢીને ખાવું તો પડશે. જમવા માટે તો કોઈ છે ની એજ એટલે જાર એક વસ્તુ માટે બોવ જ જદ્દોજહેદ કરવી પડે છે.

બધી રીત ના Support કરવા માંગીએ છીએ કે એમને કોઈ દિવસ એવું ના લાગવું જોઈએ કે મારી છોકરી મારા પાર બોજ છે ના અમે બધી રીત ના Support કરવાં માંગે છે એટલે અમે અત્યારે હાલમાં બંનેવ જાણ Job કરીએ છીએ જેથી હમે હમારા તો જે છે, હા પોતાની તો જરૂરિયાતો છે એ પુરી કરી શકીએ પ્લસ કે માં બાપ ને બી Help કરી શકીએ કે જેથી એમને એવું બુરદાન ના થવું જોઈએ એમના પાર ના. મારો છોકરો હોટ તો મને આ કરાત મને આમ કેરેત અત્યારે એમને Proud થઇ છે કે ના મારી બે છોકરી છે ને બંને છોકરી બંને છોકરા જેવી છે એમને કોઈ છોકરા ની જરૂર નથી મારી બંને છોકરીઓ છે એક Dem Independent છે ને બોવ Sem બોવ જ છોકરા ની જરૂર નથી. છોકરી છોકરા બરાબર છે. મને છોકરાઓની જરૂર નથી. ના અત્યાર માં છોકરા છોકરીઓનો બૈર તો બોવ છે.

છોકરા એ પોતાનું આખો Change કરી દેવી જોઈએ એ એ નજારો થી છોકરીને જોવે છે.

નાઈ તો જતો રાઉ ને અગર તમને Camptable નથી રેતુ

માણસ ની નઝર સારી હોવી જોઈએ બીજું બધું તો પેરેનસોએ પોતાના છોકરાઓને સમજાવવા જોઈએ કે તમારી જે બી છોકરી જાય છે એ બધી તમારી બેન છે. કારણ કે

થશે એટલે તમે કોઈને જોડે એવો બી હવે ના કરો

કોઈ પણ દિવસ સાચી વાત છે સાચ્ચે પણ અત્યારે તો વિચારો જ વિચારો જ એવા હોઈ છે કે સુ કરી શકે મારો તો એક Goal છે Life માં કે સારું એવું ભણતર તો ઠીક છે ભણી તો લઈશુ જ ભણવું છે જ બોવ જરૂરી છે અને ભણ્યા વગર કઈ જરૂર કશું જ નથી એવું તમે Twelfth પાસ કરું હશે ને તો ખાલી Twelfth પાસ કરીયુ છે આગળ કોઈ Education કઈ ભણવાનું પેલા તમારા હા પેલા તમારા Education ને જોશે તમે તો એટલું જ ભણ્યા છો. તમે તો એવું કરીયુ. છોકરો બી I Think તમને જોવા આવશેને તો પેલા એવું પૂછશે કેટલું ભણેલી છે. એક વાર છોકરો કમ ભણ્યો હશે ને તો ચાલસે પર અગર છોકરી થોડી ભી ક્યાંય ભી પાછળ પડી ગઈ ને તો એ નઈ ચાલે.

કઈ એવું નથી કે આપડે નથી કરી શકતા. ખાલી એને પામવા માટે જ ને થોડીક અમ ધગસ ની જરૂર છે. થોડી હિમ્મત કરવી પડે. થોડા હાથ પગ મારવા પડે. એના વગર નહિ થાય. હાથ પગ તો મારવા જ પડશે. હાથ પગ માર્યા વગર તો કઈ નઈ થવાનું. એટલે Life માં જરૂરી છે Goal પોતાનો. માર્ચમાં બહુ જ માર્ચમાં બહુ જ દિવસે વરસાદની ઘટનાને કારણે સત્તર એકવીસ માર્ચ દરમિયાન પૂર્વીય અને મધ્ય Australia માં ઘણા ભાગોમાં નોન પાત્ર પૂર્વ આવ્યું હતું. જેના એક હજારથી એક ઘટકો કેહવામાં આવે છે. Commune News South West નોંધે છે કે ચાર દિવસથી કુલ ત્રણસોને ત્રેપ્પન mm નો Earth coast અને મધ્ય Australia માં નોન પાત્ર પૂર્વ આવ્યું છે. તારીખ સાથેની Meeting નદી તે ઓગણીસો ઓગણત્રીસના Record ની બરાબરી કરી. Niham News South West ઓગણીસો ઈઠોતેર પછી તેનું સૌથી ઊંચું સ્તર જોવા મળ્યું. ભીમ નદી તેના ઓગણીસો પંચાવન ના Record કરતાં zero point બે મીટરથી ઓછી હતી.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 મોનાવેલ News South West માં તેની કાર પર કાબૂ ઘૂમવેલો કારણકે વ્યક્તિનું કારણકે વ્યક્તિનું મૃત્યુ થયેલું હતું. કો Urban દરિયા કિનારે ગાયબ થયેલો Bodybuilder મૃત્યુ થયું હતું માનવામાં આવે છે. છવીસમીના દિવસે વધુ બે મૃત્યુની પુષ્ટિ થઈ હતી. છવીસમીએ એક મહિલા ઘુમાઈ હતી. અતિ છે તેના બા આ ઉપરાંત હવામાનની પૂરી કારણે એક વ્યક્તિ ઘુમાવ થઈ ગઈ.

Germany માં અટકી ગઈ હતી. જેનાથી મુશળધાર વરસાદ અને અચાનક ઓછામાં ઓછા એકસો ચોર્યાંશી સાથે ઓગણીસો બાસાઠમાં ઉત્તરપ્રદેશમાં ઉત્તર સમુદ્રના પૂર્વ પથથી જર્મનીઓમાં સૌથી ભયંકર કુદરતી આફતથી Belgium માં પણ બેતાલીસ મૃત્યુ થયા હતા. ત્યારબાદ એનાનમાં ઓછામાં ઓછા ત્રણસો બે લોકોના મોત થયેલા હતા. મોટાભાગે મૃત્યુ અને મહિનાના અંતે અફઘાનિસ્તાનમાં પૂરના કારણે એકસો ત્રણ લોકોના મોત થયેલા હતા. Oh My God એકવીસ ઓગ એકવીસ ઓગસ્ટના રોજ થયેલા પૂરને કારણે મધ્ય અસર કરી હતી. ત્યારે ચોવીસ કલાકમાં હોટલ Inch નો વરસાદનો Record બની ગયો. અને વીસ લોકોની મોત થઈ. શરૂઆતમાં બાવીસ લોકો પરંતુ જ્યારે વધુ સંસદની ગણતરીઓ પ્રકાશિત કરવામાં આવી ત્યારે તેમાં ઘટાડો કરવામાં આવેલો. ઓછી ઘણી ઓછી છે. તેર અને બે સપ્ટેમ્બરના રોજ અવશેષોને કારણે ઉત્તર પૂર્વીય State અસર થયેલી હતી.

ઉંચા central અઠ્ઠાવણ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

બે હજાર એકવીસ થયેલા છે. ડિસએમ્બેરની બ્રિટિશ કોલંબિયા કેનેડા અને પાડોશી વોશિંગ રાજ્યોમાં અસર કરી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 દક્ષિણ બ્રિટિશ કોલંબિયા અને યુનાઈટેડ સ્ટેટને વાગોવવા વરસાદ આવેલો. કુદરતી આફતે બ્રિટિશ કોલંબિયા માટે કટોતીની સ્થિતિ ઊભી હતી કરી.

વધુમાં વધુ અગિયાર જણથી વધુ લોકો નિષ્કાસિત થયા હતા Zero Point ની હત્યાને કારણે ભારતમાં અગિયાર તેથી લોકો નિષ્કાસિત કર્યા હતા. બે હજાર વર્ષના અંતે Malesia એ તીવ્ર પુરનો અનુભવ કર્યો હતો. ચોપ્પન લોકોના મૃત્યુ પામ્યા હતા. જેમાં ઘણા ચાર પાંચ સિતોતેર મિલિયન ડોલરનું ડોલલરથી પણ વધુનું નુકસાન થાઓ ગયું હતું. હું જોયું ઓગણત્રીસ દ્વારા સાત વર્ષ પહેલાના સાથે સરખામણી કરવામાં આવી હતી. આ ઘટના સો વર્ષમાં એક જ વર્ષ જાહેર કરવામાં આવેલી હતી. ઓગણીસો છન્નુંનું ઉષ્ટકટી બિંદુ પછી મલેશિયાના આ સૌથી ભયંકર ચક્રવાત બની ગયેલું હતું. ફેબ્રુઆરી શિયાળામાં ગરમીનું અને ફ્રેબ્રુઆરી તેમ જ અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન સોળ Point આઠ તારે પચીસ point છ celsius ફેબ્રુઆરી ચીનનાં ચીનનાં અંત સુધીમાં બે હજાર એકવીસના મધ્ય સુધી અમેરિકાના મોટા ભાગના ભારે ગરમીના અસર કરી હતી. જેના પરિણામે કેનેડામાં અત્યાર સુધી સૌથી વધુ તાપમાન ઓગણપચાસ Point છ આપવામાં આવ્યું હતું. ગરમીનું એક ઓગણત્રીસ અમેરિકાને મારી નાખ્યા. અને એકલા યુએસએ

ચીનમાં એકસો ચીનનાં અઠયાવીસ જેટરિપીટમાં છ, રશિયામાં ચાર, ઇટલીમાં ત્રણ, ઇન્ડિયામાં બે અને કેનેડા, ન્યુઝિલેન્ડ, ઈન્ડોનેશિયા અને તુર્કીમાં એકનું મૃત્યુ થયું હતું. છેલ્લા સોળ વર્ષમાં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

પ્રથમ વખત કોઇ Tornado ન હતા. બસ એક સમાપ્ત થયેલું. જો કે ડિસેમ્બર અવિસ્મિય સક્રિય હતા. હવામાનના Record કરતાં બમણા કરતાં પણ વધુ જેણે બે હજાર એકવીસને સરેરાશથી ખૂબ જ ધકેલી દીધો. વધુમાં બે હજાર એકવીસમાં યુનાઈટેડ સ્ટેટ્સમાં સ્ટેટમાં બે હજાર અગિયાર પછી સૌથી વધુ Tornado મૃત્યુ પામ્યા હતા. લગભગ તમામ જાન જાનહાનિ દસ અગિયાર ડિસમબેર બે હજાર એકવીસના Tornado ફાટી નીકવાના કારણે થઈ હતી. બે હજાર એકવીસ tornado december માં સૌથી લાંબો track કરવા વાળો tornado બની જાય છે અને ડિસેમ્બરના Tornado ફાટી પછી ભયંકર બની ગયો છે. ડિસેમ્બર બે હજાર એકવીસ Tornedo ફાટી નીકળતા બે હજાર એકવીશ માં દક્ષિણ દક્ષિણ આફ્રિકામાં બે બદલે આવશ્યક અન ઉષ્ણકટિબંધીય તુફાન એપ્રિલમાં ચક્રવાત

ચક્ર બન્યું હતું. જાપાનના હવામાન અનુસાર તેને દસ

બે મહિલા ઊડી ગયેલી બે મહિલામાં એકસઠ તુફાન નોંધાયું. ઓગણીસો અઠઠાવનમાં ચક્રવાત બાંધી રાખ્યું હતું. એકસોને સાત કિલોમીટરે ઝડપે સંસદ ભવન સાથે ગુજરાત પર પ્રહાર કરવાનો સૌથી મજબૂત ચક્રવાત બન્યું હતું. મુંબઈના દરિયાકાંઠે પાસે ઓછામાં ઓછું એક્સઓને અઢાર લોકોનું મોત થયા હતા. ઓગસ્ટ બે હજાર વીસના હરિકેન દોઢસો પછી કલાકે બસોને ચાલીસ સતત પવન સાથે બે હજારવીસના હરિકેન લોર અને અઢારસો છપ્પનમાં Last Island વાવાઝોડાના સવા બે ઇંડિયન યુએસ ડોલર ચોસઠ Point પાંચ મિલિયનનું નુકસાન નોંધાયું હતું. વિશે પણ પૂર ત્રાટક્યું હતું. તેમાં ચારસોને દસ લોકો માર્યા હતા હા જૂનમા ઝગડો અને રશિયામા પ્રદેશમાં ભૂતપૂર્વ જંગલી આગ લાગેલી હતી. નોંધાયેલા ઇતિહાસમાં પ્રથમ વખત જંગલી આગનો ધુવાળો ઉત્તર સુધી પહોંચ્યો હતો. ઓગસ્ટ તુરકીઓ એ તેને અત્યાર સુધીની સૌથી ખરાબ હતો. આગના કારણે નવ લોકોના મોત પણ થયેલા હતા. આફ્રિકા આફ્રિકા પણ જંગલની આગથી પ્રભાવિત થયેલું હતું.

દક્ષિણ આફ્રિકામાં અને કેપટાઉનને જંગલમાં લાગેલી આગ અસર કરતી હતી. આગમાં પાંચ અગ્નિશામકો ગાયેલ થયા હતા. બે હજાર એકવીસના ઉત્તર અમેરિકાના જંગલમાં લાગેલી આગને કારણે ભારે નુકસાન થયેલું. યુનાઈટેડ સ્ટેટ પાંચ Point છ મિલિયન એક જ જમીન બળી અને કેનેડાના બસો ચોત્રીસ મિલિયનમાં એક જમીન બળી ગઈ. વેપારના દુષ્કાળને કારણે બે હજાર એકવીસ એક ખાસ કરીને ગંભીર જંગલના આગ ને લીધે જંગલની આગ હતી. આગને કારણે બે લોકો મોત થયા અને નેવું ટકા ભાગ નાશ પામ્યો. ઇતિહાસમાં સૌથી મોટ બની.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

ડિસેમ્બર સુધી ચાલી પંદર ડિસેમ્બર ડિસેમ્બર બે હજાર ઓગણીસના દિવસે નીકળ્યા. કારણકે સમગ્ર મજબૂત સૂકા પવનો આવ્યા. તેના કારણે જંગલમાં લાગેલી આગને બે લોકોની મોત થઈ. ત્રીસ ડિસેમ્બરના રોજ ના ઇતિહાસમાં સૌથી આગ લાગેલી હતી. જેના કારણે પાનસોને તેર મિલિયનથી વધુ નુકસાન થયેલું. ભારે હિમવર્ષાના કારણે એક જાન્યુઆરી બે હજાર સુધી આગ ઓલવાઈ ગઈ. શું તમને ખબર છે? ઓસ્ટ્રેલિયામાં એક વાર બહુ ખરાબ આગ લાગેલી હતી.

પણ તે દિવસે એ સમયમાં સમાચાર નોતા જોતાં. તમને ખબર હોય તો થોડુંક જણાવાનું. શું યાર તું બી તને આટલી નહીં ખબર હોય ઓસ્ટ્રેલિયામાં આગ લાગી હતી બહુ કડક. લગભગ ઘણા દિવસો પછી આગ ઓલવાઈ હતી. ઘણા પશુ પંખ પ્રાણીઓના મૃત્યુ થઈ ગયેલા હતા. તને નહીં ખબર?

ચાલે કોઈ વાત નહીં હવે ત્યારે શું કરવાનું સાંભળ.

દુકાનો બંધ કરાવી દે, School લો બંધ કરાવી દે. તો વિધ્યાર્થીને નુકસાન થાય. રોજબરોજના જે અવકર્તા હોય તે લોકોને નુકસાન થાય.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 કોઈ પણ કુદરતી આફત આવે તો નુકસાન તો થવાનું જ હેં. સામાજિક નાગરિક જે પોતાના રોજબરોજના ધંધા લઈને બેઠેલા તે બધાને નુકસાન થવાનું. Plus સરકારને નુકસાન થાય પછી વાવાઝોડું આવ્યું અને ગાયેઉ કોઈ ઇમારત તૂટી ગઈ, રસ્તા વસતા તૂટી ગયેલા.